જેનું નામ બોંબ હોય અને ત્રણ જે cockroach હોય એ આ ભાઈ ને હેરાન કરતા હોય જ્યારે હોય ત્યારે અને નટ નવા નખરા કરે અને એનું ઘર બગાડે નુકશાન પહોંચાડવાની કોશિશ કરે સાથે આ oggy બચવાની કોશિશ કરે એને મારવાની કોશિશ કરે અને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 હા એપણ છે મન એટલેજ ગમતું વધારે અને એના episode દર વખતે અલગ અલગ આવતા અને હમણાં તો new version આવે છે ogy હાં હમણાં હું નથી જોતો કારણકે ઘણા વર્ષોથી મેં મૂકી દીધું છે નાનો હતો ત્યાર જોતો હતો એટલો બધો ખ્યાલ નથી શું ચાલે છે પણ જોવા લાયક episode હાજી ભુલાય નહિ

હા વસ્તુ કૈક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

હા અત્યારે એવું કઈ હોતું નથી પણ અત્યાર ની generation ના છોકરા જે છે જે આપણી જેવડા છે એ અત્યારે mobile આવે છે એમાં ને એમજ હોય છે નાની ઉમર માં ઘરે થી mobile મળી ગયો હોય એટલે પછી internet ના સીકંજા માં જકડાઈ જાય પછી બાળ પણ માં જે કામ કરવાનું હોય તે બહાર રમવાનું હોય આવી રીતે entertainment કરવાનું હોય તે એ ભૂલી જાય અને internet માં જકડાય જાય છે હા એ વાત પણ છે internet ના ફાયદા પણ ઘણા ફાયદા છે એના કારણે લાભ પણ થાય છે જેમકે education માં આવી રીતે ઘણી વસ્તુ માં હા પણ એક સિક્કા ની બે બાજુ હોય ને લાભ હોય ત્યાં ગેરલાભ તો હોવાનાજ છે હા એ વાત પણ છે ઘણી જગ્યા એ એના ફાયદા પણ હોય ને ગેર ફાયદા પણ હોય ફાયદા તો only to only business education માંજ છે ગેર ફાયદા તો business education ની અંદર અનગિનત છે સાચી વાત છેઃ entertainment માં આપણે રમુજી થતા હોય છે આપણું mind fresh થઇ જાય એ રીતે હા તમે ઉપયોગ કરો internet નો તો તમને ક્યાંને ક્યાં નીકળી જાઓ પણ ખરાબ ઉપયોગ કરો તો તમને ગેરમાર્ગે દોરી જાય હા family સાથે પણ entertainment movie જોવાની મજ્જા આવે છે અને આપણે એ વસ્તુ કરવી જોયે એનાથી આપણે આપણા family entertainment વધે છે હા પેહલા જયારે આપણે નાના હતા મમ્મી પપ્પા બધા રાત્રે જમીને સાથે બેસ્ટ વાત કરતા અને movies જોતા પણ અત્યારે તો mobile આવ્યો છે બસ એક mobile મળી જાય તો પોટ પોતાની રીતે ગમે ક્રિયા કરતા હોય છે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 એવું હતું ત્યારે બો મજ્જા આવતી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 હા પણ અમુક જગ્યા એ એવું બને છે અને હું જોવું પણ ચુ એવું બને છે ઘણા બધા એવા વ્યક્તિઓ સંપર્ક માં છે મારા આ બધી વાત મને કરેલી છે કે આવી રીતે છોકરા બગડે છે અમુક સુધરે પણ છે એમાં no dought પણ આવા ગેરફાયદા પણ છે internet ના enternainment સાથે સાથે ગેર રીતે ઉપયોગ કરે internet નો અને જે platform છે બધા facebook wattsup instagram tweeter આ બધા ની અંદર થી બહાર નથી આવી સકતા આવું થાય છે internet માં

હા ના movie જોવા તો ઘણી વાર જઇયે છે પણ એટલો બધો ઘરે શોક નથી friend સાથે ક્યારે ક્યારે જવાનું થાય

hello અવાજ આવે છે hello hello પાછળ થી અવાજ આવે છે આવે છે અવાજ મારે

હા ok ક્યાં હતા આપણે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 હા અપને જુના જુના friends સાથે મળીને ગયા નથી movie જોવા નક્કી કરો કૈક હા કરશુ કંઈક હમણાં આપણે education છે આ સાથે સાથે જોબ છે ઘરે આવે ત્યારે home work હોય છે થોડુંક ઘણું વાંચવાનું હોય છે college નું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

હા એપણ વાત છે તમે લોકો ગયા હતા કઈ બહાર group માં group માંથી તો college માં થી ગયા હતા બહાર lecture કામ નું ના હોય મતલબ free lecture હોય અથવા તો lecturer ના હોય એવું કઈ હોય એક બે lecture આમતેમ કરીને એક વાર બે વાર આતો મરીયે theater side જોતા movies entertainment ના ઓહ્હ હા એવાત પણ છે college ની સાથે આવી મસ્તી હોવી જોયે હા એતો compulsory છે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

હાં એમ life માં entertainment ના હોય તો કઈ કામ જ નહીં life હાં જીવવાની મજા જ ના આવે.

હાં બોલો બીજું હવે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

તમે

હાં હાં ઇ તો છે.

મા~ મારે છે ને postpaid plan વિષે જાણવું છે તો તમે શું શું માહિતી છે, મને બધી જ કહો, એક પણ બાકી ના રેહવી જોઈએ બરાબર? નવું મારે SIM લેવું છે, હવે તમે કો.

મને નાનાથી લઈને મોટું મોટા plan લગી ન બધુ જ મને બતાવો.

એવું છે. હાં તો બોલો ચાલો.

અને મારે વાપરવું હોય તો?

અને વધારે કરવું હોય તો? એમાં શું છે, એટલે એમાં કેટલા SIM card કરી શકું છું? plan change કરવું પડે bill ભરીને. આમાં તમને એક extra મડસે family connection.

અને મારે દસ GB માં મારે limited રાખવું હોય તો રખાઇ ને? કે ના રખાય? આ, આ તમે plan બતાયો, પંચયાસી GB થી લઈને બસો પંચાવન GB મને મળે બરાબર? હાં તે એમાંથી મને તમે મારુ એક family member connect થાય અને એમાં મને એની limit બાંધવી હોય દસ GB data ની. એને limit બાંધી છે આઠ GB data વાળી, તો થાય ને એવું? દસ MB તમારી વાત સાચી પણ limit મારે બાંધવી હોય એની દસ GB પર, આટલું કે એના દિવસ માં આટલું જ limit થાય, એવું ના થાય?

family member વાત કરું. family member, પંચોતેર GB થી વધારે.

એવું છે. અને પછી મારુ bill બાકી હોય તો પછી કાઇ કરવું હોય તો શું શું કરવું પડે? online હોય તો મને બતાવો કાઇ બેઠક કરવાની હોય તો. office જઈને જ ભરવું પડસે એવું? અને bill ભર્યા પછી કેટલા સમય માં મારુ connection ચાલુ થય જસે? પેલ્લી તારીખ છે? અને કોક વાર બિલ પેમેન્ટ લેટ થય ગયું તો?

બિલ લેટ પેમેન્ટ, એમાં કાઇ ચાર્જિસ ખરા? એવું, મારુ આખું પ્લાન જ ચેંજ થય જાય એટલે.

કેટલા સમય માં એક્ટિવેટ થય જાય? તૈયારી માં થય જાય છે પછી દસ-પંદર મિનિટ, કાઇ વાર તો લાગે ને. બિલ પેમેન્ટ કર્યા પછી. એટલે ચોવીસ કલાક મારે રાહ જોવાની એવું? ભારતના બંધારણ વિષે આપડે શરૂવાત કરીયે ત્યારે સૌથી પેલા આપણને બંધારણ શબ્દની સમાજ હોવી જોઈએ બંધારણ એટલે કે constitution એ લેટિન ભાષાનો શબ્દ constitude લેટિન ભાષાનો શબ્દ constitude પરથી ઉતારી આવેલો શબ્દ છે જેનો અર્થ થાય છે too establish મતલબ કે સ્થાપના કરવી સ્થાપવું તેના ઉપરથી આપણું આ બંધારણ શક્ય ઉપજી આવ્યું. બંધારણ એટલે શું તો બંધારણ એ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ જે કે જેના અનુસાર કોઈ પણ દેશ ની સરકાર પોતાના દેશ નું કાર્ય કરતી હોય છે એટલે કે દેશનો મૂળભૂત કાયદો હોય છે જેને અપને બંધારણ તરીકે ઓળખીયે છીએ હવે બંધારણ જોઈએ તો મુખ્ય બે પ્રકારના બંધારણ છે એક લેખિત દસ્તાવેજ સ્વરૂપે અને અલેખિત દસ્તાવેજ સ્વરૂપે એવામાં સૌથી પેલા લેખિત બંધારણ વિષે વાત કરીયે કે જે દેશની રાજ્ય વ્યવસ્થા માટે એના પાયા ના નિયમો સિદ્ધાંતોનો એક જ દસ્તાવેજમાં સંગ્રહ થયેલો હોય તેને અપને લેખિત બંધારણ તરીકે ઓળખીયે છે લેખિત નો મતલબ મિત્રો સમજજો કે જયારે પણ આપણે બંધારણની જે વ્યવસ્થા છે એમજ અપદને બધા જ નિયમો સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં માલ્ટા હોય તો એને અપને લેખિત બંધારણ કહીયે છીએ તો કાયા કાયા દેશો નું બંધારણ લેખિત સ્વરૂપે છે તો ખુદ આપડા ભારત નું બંધારણ

ઓસ્ટ્રેલિયા છે ત્યારબાદ ફ્રાન્સ છે આ બધા દેશોનું બંધારણ પણ એક લેખિત બંધારણ સ્વરૂપે જોવા મળે છે ત્યારબાદ વાત કરીયે તો અલેખિત બંધારણ તો અલેખીત બંધારણ એટલે શું મિત્રો તો જે રીતે રાજ્ય વ્યવસ્થા માટેના પાયા ના નિયમો સિદ્ધાંતો નો સંગ્રહ માત્ર એક જ દસ્તાવેજ માં ન થયેલો હોય એટલે કે સમય સમયે અલગ અલગ દસ્તાવેજ માં સંગ્રહ થયેલો હોય તેને અપડે અલેખિત બંધારણ કહીશું જેમ કે બ્રિટન ઇઝરાઈલ ન્યુઝીલેન્ડ આ ઉપરાંત કેનેડા છે ત્યાર બાદ સ્નમાર્યોં ત્યાર બાદ સાઉદી આરબ તો સાઉદી આરબ કેનેડા બ્રાઝીલ બ્રિટન ઈઝરાઈલ અને ન્યુઝીલેન્ડ નું જે બંધારણ છે એ અલેખિત બંધારણ છે તો બંધારણ માં મિત્રો ધ્યાન રાખજો લેખિત અને અલેખીત પરંતુ ક્યારેક આવા પ્રશ્નો અપડે સામે આવી છે કે ભાઈ કયા દેશનું બંધારણ લેખિત છે કયા દેશનું અલેખિત છે તો કેટલાક ઉદાહરણો મેં તમારી સામે પ્રસ્તુત કર્યા છે તે ધ્યાન માં રાખજો હવે અપડે જોઈએ ભારતીય બંધારણ નો ઇતિહાસ જે આપણા પાસે હાલ જે બંધારણ બનીને તૈયાર થયું છે તેના પાછળ કેટલી જાગતો જગત થાય છે તેના વિશેની માહિતી લઈએ તો ભારતીય બંધારણની વિકાસ ની ઘટના ને અપડે બે તબબક્કા માં વહેચીયે છીએ એક company સાથઈ અને એક બ્રિટિશ રાજ ની સાથે કે જે ઈ. સ. સતરશો તોતેર થી અઠારશો અઠ્ઠાવન સુધી નો મિત્રો જે સમયગાળો છે એ સમય ગાળો company શાસન નો હતો ત્યારબાદ ખબર છે કે ભાઈ અઠારશો સત્તાવાનનો વીપલવ કેટલો થયો અને એ અઠારશો સત્તવાન ના વીપલવ પછી ભારતનું જે પણ શાસન છે એ કોના હેઠળ આવું બ્રિટિશ કાર્યકર એટલે કે અઠારશો અઠ્ઠાવન થી ઓગણીસો ને સુડતાલીઆ સુધી તે બ્રિટિશ રાજ નું શાસન ભારત માં હતું હવે શરૂવાત કરીયે company શાસન માં ક્યાં ક્યાં કાયદાઓ લાગુ પડ્યા હતા તો સૌથી પેલો કાયદો કે જેને આપને કહીયે છીએ નિયમન ધારો સત્તરસો તોત્તેર એટલે કે regulating act સતરસો તોત્તેર આ regulating act માં કઈ કઈ જોગવાઈઓ હતી તો બંગાળના governor ની સૌ પ્રથમ governor general of બઁગાળ ઓળખવામાં આવ્યા અને ભારતના પ્રથમ governor general of બંગાળ કોણ હતું તો યાદ રાખજો વોરન હૉસ્ટી governor general ખાલી પૂછે તો એ ભારત ના છે એ અલગથી બેલ્ટી અહીંયા અપડે માત્ર એટલું યાદ રાખવાનું છે કે નિયમન ધારો સતરસો તોત્તેર અંતર્ગત બંગાળના governor ને કયું પદ આપવામાં આવ્યું governor general of બંગાળ governor general of બંગાળ પ્રથમ કોણ હતા વોરન હૉસ્ટિ ત્યારબાદ બીજી કી જોગવાઈ હતી તો સર્વોચ્ચ અદાલત ની કે જેમાં એક વત્તા ત્રણ એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અન્ય ત્રણ ન્યાયાધીશોની બનેલી એક સર્વોચ્ચ અદાલત હોવી જોઈએ કે જેની સ્થાપના સાટ્રેસો તોત્તેરનાં ધારા અંતર્ગત ઈ. સ. સત્તરસો ચુમ્મોતેરમાં કલકત્તા ખાતે થઇ અને એના પ્રથમ મુખ્ય ન્યાયાઘીશ કોણ હતા sir એલિડા એડ઼ે મિત્રો યાદ રાખજો ખાસ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સતરસો ચુમ્મોતેર કોલકાત્તા suprim court sir ચર્ચ એલિઝા કીનતિ બીજી કઈ જોગવાઈ

સત્તરસો એક્યાશી અપડે કહીયે છીએ કે જેમાં થોડીક વાતો કરવામાં વી છે કાયદા નિર્માણ સમયે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને પણ તમારે થોડાક ધ્યાન માં રાખાવા પડશે એટલે કે ધ્યાન માં રાખી પ્રમાણે કાયદાઓ નું નિર્માણ કરવું પડશે સૌ પ્રથમ છે કાયદાઓ નિયમન ધારો અને એમાં સુધારો ત્યારબાદ આવશે this india act સત્તરસો ચોર્યાસી કે જેને આપડે પિત્ત નો ધારો પણ કહીયે છીયે એટલે કે પીટ અયંગર દ્વારા આ ધારાનું નિર્માણ એટલે કે આ કાયદા નું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી એને અપડે પીટ ના ધારા તરીકે ઓળખીયે છીયે તેમાં કેટલાક ફેરફારો થયા કે જેમાં board of control ની નિમણુંક કરવામાં આવી call dot control એટલે કે doc ની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ બીજો એક મહત્વ નો સુધારો થયો કે બ્રિટિશ શાસન હેઠળ જેતલ પણ પ્રાંત હતા એ પ્રાંત માટે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ બ્રિટિશ પ્રાંત હેઠળ એટલે કે બ્રિટિશ ના શાસન હેઠળ જેટલા પણ પ્રાંત હતા એના માટે કયો શબ્દ વપરાયો બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ આવો શબ્દ એ કાયા અધિનિયમ અંતર્ગત ઇસ્ટ india act સતરસો ને ચોર્યાસી અંતર્ગત ઉમેરાયું ત્યારબાદ આ ઇસ્ટ india act નો સુધારોદારો એટલે કે સુધારા ધારા સાતસો છયાસી માં કેટલી જોગવાઈઓ માં ફેરફાર થયો કે જેમાં governor general ની કેટલીક કેટલીક શક્તિઓ વધારવામાં આવી એટલે કે મુખ્ય સેનાપતિની શકતી આપી સાથે સાથે જે પણ એની જે પણ પરિષદ હતી એ પરિષદ જે નિર્ણય લે એ નિર્ણય ને રાડ કરવાની અને લાગુ કરવાની સત્તા કોને આપી દેવામાં આવી governor general ને યાદ રાખજો મિત્રો કે governor general ને મુખ્ય સેનાપતિની શક્તિઓ સાથે સાથે એના પરિષદ ના નિર્ણય ને રદ કરવાની અને લાગુ લાગુ કરવાની એટલે કે પરિષદના નિર્ણયોને રદ અને લાગુ કરવાની શક્તિ

તો charter act સતરસોને તાણું~સતરસોને તાણુંમાં ઇસ્ટ india company નો જે ભારત સાથે નો વેપાર હતો એ વેપારની જે ઈજારાશાહી હતી એ ફરીથી વિસ વર્ષ માટે વધારવામાં આવી એટલે કે એમની જે પણ ભારતમાં વેપાર કરવા માટેની જે તમે કે તમે જયારે બીજા વર્ષનો વધારો કરવામાં હવે company કર્મચારીઓના વેતન જે હતા એ ક્યાંથી આપવાનું શરૂવાત કરવામાં આવ્યું તો ભારતીય કોષમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યુ કયા sect સંસદ act સતરસોને તાણું ત્યારબાદ act અઢારશોને તેર

ઓછો કરવામાં આવ્યો થોડોક એટલે કે ચા અને જીવ જાતિના વેપારની જે પણ એનો ટીક્ડીકાર હતો એને સમાપ્ત કર્યો એટલે કે માત્ર ચીન અને ચા પાર તો ચા અને ચીન સાથે નો જે વેપાર હતો ઈજ માત્ર ઇસ્ટ india company કહી શકે બાકી બધા વેપાર ઇસ્ટ india company તો કરશે જ પણ અન્ય લોકો પણ એ કરી શકશે એટલે એનો એકાદીકાર તો સમાપ્ત થાય સાથે સાથે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની પણ ભારતમાં છૂટ આપવામાં આવી કયા act charter act અઢારશોને તેર ત્યાં તે charter act સતરસોને તાણું અને અઢારશોને તેર ત્યારબાદ તમને બે charter act ની વાત કરવાની થાય એક અઢારશોને તેત્રીશ ખુબ જ અગત્ય નું છે મિત્રો ધ્યાન માં રાખજો અહીંયા જે આગળ વાત કરીયે એમ કે ચા અને ચીન સાથે ના વેપારનો એકાધિકાર એ અઢારશોને તેરમા સિવાયનો અધિકાર અઢારશોને તેર માં સમાપ્ત થયો અહીંયા માત્ર જીવ જાતિના વેપાર પરના ઇજારા શાહી ને પણ શું કરી દેવામાં આવી સમાપ્ત કાયા act અંતર્ગત charter act અઢારસો ને તેત્રીશ સાથે સાથે કાયદા કાન્તઃ નય પણ મિત્રો કાયદા પંચ અહીંયા વાંચજો જે કાયદા પંચ ની સ્થાપના કરવામાં આવી ત્યાર બાદ ભારત માં દાસપ્રથાની સમાપ્તિ કરાય અને બંગાળનો governor general એ સમગ્ર ભારતનો governor general બન્યો તો ખાસ ધ્યાન રાખજો આગળ અપડે સતરસો તોત્તેર માં વાત કરી હતી governor general of બંગાળ બન્યા

ભારતનો governor general એક થવાથી મુંબઈ અને મદ્રાસ જે પ્રાંતો હતા એમની કાયદો બનાવની શક્તિને શું કરી દેવામાં આવી સમાપ્ત કરી દેવામાં આવી એટલે કે governor general ની ની બધી જ શક્તિ ઓ આપી દેવામાં આવી દરેક પ્રાંત ના કાયદા બનાવ માટેની કાયા act અંતર્ગત charter act અઢારસો તેત્રીસ અંતર્ગત ત્યારબાદ charter act અઢારશોને ત્રેપન કે charter act અઢારશોને ત્રેપન આપડને શું છે કે company ના કર્મચારીઓની નિમણૂંક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની વ્યવસ્થા કરવામાં આવી તો company ના જે પણ કર્મચારીઓ હતા તેમની નિમણૂંક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂવાત ક્યાં act અંતર્ગત charter act અઢારશોને ત્રેપન અંતર્ગત તો આ ચાર charter act તમારે ધ્યાન માં રાખવાના હતા ક્યાં ક્યાં સતરસો એકાણું અઢારસો તેર અઢારસો તેત્રીસ અને અઢારશોને ત્રેપન તો આ company શાસન હેઠળ જયારે સત્તરસો તોત્તેર થી અઢારસો અઠ્ઠાવન સુધીના જે પણ કાયદા ઓ હતા તેમાં એટલા કાયદાઓ નો સમાવેશ થાય છે હવે પછી જે કાયદો આવશે એ કાયા શાસન હેઠળ બ્રિટિશ રાજ નું શાસન એટલે કે અઢારસો ને અઠ્ઠાવન થી ઓગણીસો સુડતાલીસ અઢારસો સતાવન ના વીપલવ પછી જે પણ company ના શાસન હતું તે company શાસન મુક્ત જળ મૂળથી ફેરફારો કરી અને company નું શાસન સમાપ્ત કરી અને ભારત માં કોનું શાસન શરુ થયું બ્રિટિશ રાજ નું શાસન શરુ થયું એમાં પ્રથમ અભિનિયમ કે જેને અપડે ભારત સરકાર અધિનિયમ અઢારશોને અઠ્ઠાવન એટલે કે goverment of india act અઢારસો અઠ્ઠાવન કહીયે છીએ કે જે ઘણી જગ્યા એ તમે રાણીના ઢંઢેરા તરીકે પણ જુવો છો અઢારસો અઠ્ઠાવન માં સત્તાવન ના વિપ્લવ પછી રાની એ ઢંઢેરો જે આપ્યો હતો એ એ જ ભારત સરકાર અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવન એમાં કઈ કઈ જોગવાઈઓ કરી તો સૌથી પેલું કામ boc ની સમાપ્તિ એટલે કે board of control ની સમાપ્ત કરી એના સામે નવું એક પદ ઉભું થયું કે જેને Secretary of state એટલે કે ભારત મંત્રી તરીકેનું પદ એટલે કે તમામ અધિકારીઓ થી બ્રિટિશ મંત્રી મંડળના સભ્ય ભારત મંત્રી હેઠળ સોંપવામાં આવ્યા એટલે કે Secretary of state નિમણુંક ત્યાર બાદ governor general ના સ્થાને નવું એક પદ ઉભું થયું જેને અપડે કહીયે છીએ વાઇસરલ તો પ્રથમ વાઇસરલ કોણ હતા ભારત ના તો lord jeni એટલે યાદ રાખજો મિત્રો ખાસ ભારત બંગાળના પ્રથમ governor general કોણ વોરન હેસ્ટિ ભારત ના પ્રથમ governor general કોણ લોર્ડ વિલિયમ અને ભારતના પ્રથમ વાઇસરલ કોણ તો લોર્ડ કેની લોર્ડ કેની આ પણ યાદ રાખજો ના વિપ્લવ પછી ભારતના governor general કોણ હતા તો લોર્ડ વિલ કેની સોર

ભારતીય પરિષદ આદિનિયામ અઢારશોને એકસઠ એટલેકે indian council act eighteen sixty one એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ માં પેલી પદ્ધતિ એટલે કે portpholiyo પદ્ધતિ રીકેન્દ્રીકરણ ની શરૂઆત સત્તા ના વિભાજન ની શરૂવાત થઈ વાઇસરોય ની જે પરિષદ હતી એમાં ભારતીય જનતાના પ્રતિનિધિઓને રાખવાની છૂટ આપવામાં આવી જો કે યાદ રાખજો અઢારસો એકસઠ ના જે અધિનિયમ અચ્છે એમાં આ છૂટ આપવામાં આવી હતી પણ નિમણૂંક તો ક્યારે થઇ છેક ઓગણીસો ને નવ માં થાઈ એટલે કે વાઇસરોય ની પરિષદ માં ભારતીય જનતા ના પ્રતિનિધિને રાખવાની છૂટ કાયા કાયદા હેઠળ ભારતીય પરિષદ અધિનિયમ અઢારશોને એકસઠ સાથે સાથે જે અપડે અઢારસો તેત્રીસ ના charter act માં જોયું કે governor general નું એટલે કે ભારત ના governor general નું પદ આવવાથી મદ્રાસ મુંબઈ પ્રાંત ની જે કાયદો બનાવની શક્તિ સમાપ્ત થઇ હતી એ ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ અંતર્ગત પછી આપવામાં આવી એટલે કે શક્તિઓ એમને શું કરવામાં આવી પછી પ્રદાન કરી દેવાં આવી કે તમે બસ તમારો પોતાનો કાયદો શું કરી શકશો બનાવી શકશો તો આ બે ભારત સરકાર અધિનિયમ અઢારસો અઠ્ઠાવન ભારતીય પરિષદ અધિનિયમ અઢારશો એકસઠ ત્યાર બાદ બીજો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું indian council act eighteen nightly two આ કાયદો એ ભારતીય રજક્રિય કોંગ્રેસ ની ભલામણ ના કારણે એટલે કે અપને જાણીયે છીએ એમ અઢારસો ને પંચ્યાસી માં indian national કોન્ગ્રેસ્સ ની સ્થાપના થઈ ચુકી હતી અને એમની જે પણ રજૂઆતો કરી હતી તે રજૂઆતોના અનુસંધાન માં સરકાર દ્વારા ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો ને બાણું લાગુ કરવામાં આવ્યું તેમાં શું શું થયું તો પેલા જ ચૂંટણી દ્વારા પરિષદ માં ભારતીય સભ્ય ની નિમણૂંક કરવાનું નક્કી કરવા માં આવ્યું સાથે સાથે એમની જે અંદાજપત્ર જે અપડે budget કહીયે છીએ એમાં ચર્ચા કરવાની છૂટ અપાઈ જો કે મતદાન કરવાનો એમને અધિકાર હતો એ પણ અંદાજપત્રમાં ચર્ચા કરવાની એમને છૂટ વધી સાથે સાથે કેન્દ્રીય અને ક્રાંતિય વિધાન પરિષદોનું શું કરવા માં આવ્યું વિસ્તાર એટલે કે કેન્દ્ર ના જે પણ હતા એ અને સાથે સાથે પ્રાંત ના જેટલાપણ ભાગ હતા એ એમનું શું કરવામાં આવ્યું વિસ્તરણ તો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું ખાસ પેલો શબ્દ કયો એવો ત્યાં ચૂંટણી એટલે કે ચૂંટણી દ્વારા પરિષદ માં ભારતીય સભ્ય ની નિમણૂંક ની શરૂવાત નક્કી કરી ત્યારે અઢારસો બનું ભારતીય પરિષદ અધિનિયમ સાથે સાથે અંદાજ પત્રમાં ચર્ચા કરવાની પણ છૂટ આપવામાં આવી પરંતુ મતદાન માટે ની એમને અધિકાર હતો નાઈ તો આ જોગવાઈઓ અઢારસો બાણું અધિનિયમો ત્યારબાદ ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ થી જેને અપને કહીયે છીએ મોરલે મિન્ટો સુધારો હવે અપડે અહીંયા ધ્યાન રાખવાનું મોરલે અને મિનિટો બે અલગ અલગ વ્યક્તિઓ છે જેમાં મોરલે કોણ હતા તો એ indian secretary એટલે કે ભારત મંત્રી હતા જયારે મિન્ટો એટલે કે લોર્ડ મિન્ટો એ વખતે ભારત ના વાઇસરોલ હતા એટલે કે ભારત મંત્રી કોણ મોરલે અને લોર્ડ મિન્ટો એ વાઇસરોય નું પદ એ વખતે સાંભળતા હતા એટલા માટે ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો ને નવ ને કયા કાયદા તરીકે પણ લઈએ છીએ અપડે મોરલે મિન્ટો અહીંયા સૌથી પેલી જોગવાઈ એ થઇ કે

તેવી જોગવાઈ એટલે કે મુસ્લિમો માટે અલગ મતદાન મંડપ ની જોગવાઈ ઈ. સ. ઓગણીસો નવના અધિનિયમ માં કરવામાં આવી ત્યારબાદ વાઇસરોય ની જે આપડે વાત કરીયે એમ કારોબારીમાં પ્રથમ ભારતીય સભ્યની નિમણુંક થઈ કોણ હાટ તો તેન્દ્રપ્રતાપ સિંહા અને નિશાન તરીકે નિમણૂંક થઇ હતી એક ન્યાયિક સભ્ય તરીકે એમની નિમણૂંક કરવામાં આવી હતી તો વાઇસરોયની કારોબારીનો પ્રથમ ભારતીય વ્યક્તિ કે જે ની નિમણૂંક થઈ કોણ તેન્દ્રપ્રતાપ સિંહા નિમણુંક ક્યાં સભ્ય તરીકે થઇ ન્યાયિક સભ્ય તરીકે તો આ બે જોગવાઈઓ આપડે મોડલો મિન્ટો સુધારોમાં ધ્યાનમાં રાખવાની થસે ત્યારબાદ ની વાત કરિએ તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ને ઓગણીસ કે જેને અપડે મોલ્ડેન વ્યૂ કહીયે છીએ મોન્ટેન્ડ્યુ ચેમ્પોન સુધારો કહીયે છીએ એટલે કે મોન્ટેન્ડ્યુ કોણ હતા યાદ રાખજો ભારત મંત્રી એટલે કે indian secretary અને લોર્ડ ચેમ્પ ફોર્ડ કોણ હતા તો કે એ વાઇસરોય હતા આ અધિનિયમ અંતર્ગત કઈ જોગવાઈઓ થઇ તો પ્રાંતો ને એ વખતે કઈ પદ્ધતિ